આ એક ધાર્મિક સ્થળ દેખાય રહ્યુ છે ત્યાં બઉ બધી જગ્યાઓ પણ છે.

આ ધ બેક હાઉસ દેખાય રહ્યુ છે ત્યાં અનેક પ્રકારના નાસ્તાઓ દેખાય રહ્યા છે.

ત્યાં અનેક પ્રકારના છોડ પણ દેખાઈ રહ્યા છે ત્યાં પાછળ એક ગેટ પણ દેખાઈ રહ્યો છે.

બેસવા માટેનો બાંકડો પણ દેખાય રહ્યો છે.

આ એક વોટર પાર્ક દેખાય રહ્યું છે.

દૂર ઘણા બધા વૃક્ષો પણ દેખાય રહ્યા છે.

છોકરાઓ પણ બઉ બધા ગ્રુપ માં દેખાય રહયા છે ને છોકરીઓ પણ છે ત્યાં બો બધી ડાન--

નદી દેખાય રહી છે ત્યાં દૂર એક થાંભલો પણ દેખાય રહ્યો છે.

ત્યાં જૂની એક પારી પણ છે ત્યાં નાના નાના છોડવા ઉગેલા દેખાય રહ્યા--

ત્યાં નીચે એક મોટી નદી દેખાઈ રહી છે ત્યાં જુનો એક કુવો દેખાઈ રહ્યો છે.